C માં ફંકશન ઓવરલોડિંગ એન્ડ ઓવરરાઇડિંગ ફંક્શન ઓવરલોડીંગ અને ઓવરરાઈડીંગ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું ફંકશન ઓવરલોડિંગ ફંક્શન ઓવરલોડીંગ
ફંકશન ઓવરરાઇડિંગ ફંક્શન ઓવરરાઈડીંગ
આપણે આ બધુ ઉદાહરણોનાં મદદથી કરીશું
આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યો છું ઉબુન્ટુ ઓએસ આવૃત્તિ 1110 g કમ્પાઈલર આવૃત્તિ 461 ચાલો ફંકશન ઓવરલોડિંગ ફંક્શન ઓવરલોડીંગ નાં પરિચયથી શરૂઆત કરીએ
ફંકશન ઓવરલોડિંગ ફંક્શન ઓવરલોડીંગ નો અર્થ છે બે કરતા વધારે ફંક્શનોનું સમાન નામ હોવું
આર્ગ્યુમેન્ટસ આર્ગ્યુંમેંટ્સ ની સંખ્યા અને આર્ગ્યુમેન્ટસ આર્ગ્યુંમેંટ્સ ના data ટાઇપ ડેટા ટાઈપ વિભિન્ન રહેશે
જ્યારે ફંકશન ફંક્શન ને બોલાવાય છે ત્યારે તે આર્ગ્યુંમેંટ યાદી પર આધાર રાખીને પસંદ કરાય છે
ચાલો એક ઉદાહરણ જોઈએ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
આ પ્રોગ્રામમાં આપણે યોગક્રિયાની કામગીરી ભજવીશું
આપણી ફાઈલનું નામ overloadસીપીપી છે તેની નોંધ લો
ચાલો હમણાં હું કોડ સમજાવું
આઇઓસ્ટ્રીમ તરીકે આ આપણી હેડર ફાઈલ છે
અહીં આપણે એસટીડી નેમસ્પેસ વાપરી રહ્યા છીએ
ત્યારબાદ આપણી પાસે ઇન્ટ તરીકે વ્યાખ્યિત થયેલ એડ ફંક્શન છે
આમાં આપણે ત્રણ આર્ગ્યુંમેંટો પસાર કરી છે
ઇન્ટ એ ઇન્ટ બી અને ઇન્ટ સી ત્યારબાદ આપણે ત્રણ ક્રમાંકોનો સરવાળો કરીએ છીએ
અને એક વેલ્યુ વેલ્યુ પાછી આપીએ છીએ
અહીં આપણે ફંક્શન એડ એડ ઓવરલોડ કરીએ છીએ
તેને ફ્લોટ તરીકે જાહેર કરાય છે
આપણે બે આર્ગ્યુંમેંટો ફ્લોટ ડી અને ફ્લોટ ઇ પસાર કરીએ છીએ ત્યારબાદ આપણે બે ક્રમાંકો પર યોગક્રિયા ભજવીએ છીએ
આ આપણું મેઇન મેઈન ફંક્શન છે
ફંક્શન મેઇન માં આપણે વિભિન્ન આર્ગ્યુંમેંટો સાથે એડ ફંક્શન જાહેર કરીએ છીએ
ત્યારબાદ આપણે જાહેર કરીએ છીએ વેરિએબલ્સ વેરીએબલ્સ
અહીં આપણે યુઝર દ્વારા ઇન્ટિજર ઇન્ટીજર વેલ્યુઓ સ્વીકારીએ છીએ
ત્યારબાદ આપણે ત્રણ આર્ગ્યુંમેંટો સાથે ફંક્શન એડ ને બોલાવીએ છીએ
અને પરિણામ વેરીએબલ સુમ માં સંગ્રહીએ છીએ
અહીં આપણે પરિણામ પ્રીંટ કરીએ છીએ
હવે અહીં આપણે યુજર પાસે થી ફ્લોટિંગ પોઇન્ટ ફ્લોટિંગ પોઈન્ટ ક્રમાંકો સ્વીકારીએ છીએ
આપણે બે આર્ગ્યુંમેંટો સાથે એડ ફંક્શન બોલાવીએ છીએ
અહીં આપણે સુમ સમ પ્રીંટ કરીએ છીએ
અને આ આપણું રિટર્ન રીટર્ન સ્ટેટમેંટ છે
હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ
તમારા કીબોર્ડ પરએકસાથે Ctrl Alt અને ટી કી દબાવીને ટર્મિનલ વિન્ડો ખોલો
એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો g સ્પેસ ઓવરલોડ ડોટ સીપીપી સ્પેસ હાયફેન ઓ સ્પેસ ઓવર Enter દબાવો
ટાઈપ કરો ડોટ સ્લેશ ઓવર Enter દબાવો
આ આપેલ રીતે દેખાશે Enter થ્રી ઇન્ટિજર્સ
હું દાખલ કરીશ 10 25 અને 48
આઉટપુટ આપેલ રીતે દેખાય છે સુમ ઓએફ ઇન્ટિજર્સ ઇસ 83 હવે આપણને દેખાય છે Enter ત્વો ફ્લોટિંગ પોઇન્ટ નંબર્સ હું દાખલ કરીશ 45 અને 89 Enter દબાવો
આઉટપુટ આ રીતે દેખાય છે સુમ ઓએફ ફ્લોટિંગ પોઇન્ટ નંબર્સ ઇસ 134 હવે આપણે ફંકશન ઓવરરાઇડિંગ ફંક્શન ઓવરરાઈડીંગ જોશું
આપણી સ્લાઈડ પર પાછા ફરીએ
ડિરાઇવ્ડ ડીરાઇવ્ડ ક્લાસમાં બસે બેઝ ક્લાસ ફંક્શન ફરી વ્યાખ્યિત કરીએ
ડિરાઇવ્ડ ડીરાઇવ્ડ ક્લાસ ફંક્શન બસે બેઝ ક્લાસ ફંક્શનને ઓવરરાઈડ કરે છે
પરંતુ પસાર થયેલ આર્ગ્યુંમેંટો સમાન રહે છે
અને return ટાઇપ રીટર્ન ટાઈપ પણ સમાન રહે છે
ચાલો એક ઉદાહરણ જોઈએ
અહીં ફંક્શન ઓવરરાઈડીંગ પર એક ઉદાહરણ છે
આપણી ફાઈલનું નામ overrideસીપીપી છે તેની નોંધ લો
ચાલો કોડ મારફતે જઈએ
આઇઓસ્ટ્રીમ તરીકે આ આપણી હેડર ફાઈલ છે
અહીં આપણી પાસે એસટીડી નેમસ્પેસ છે
ત્યારબાદ આપણી પાસે છે ક્લાસ એરિથમેટિક એર્થમેટીક
આમાં આપણે ઇન્ટીજર વેરીએબલ પ્રોટેક્ટેડ પ્રોટેક્ટેડ તરીકે જાહેર કર્યું છે
ત્યારબાદ આપણે ફંકશન વેલ્યુઝ ફંક્શન વેલ્યુઓ ને પબ્લિક પબ્લિક તરીકે જાહેર કરી છે
આમાં આપણે ઇન્ટ એક્સ અને ઇન્ટ ય તરીકે બે આર્ગ્યુંમેંટો પસાર કરી છે
આપણે વેલ્યુ એ અને બી માં સંગ્રહીએ છીએ
અહીં આપણી પાસે ઓપરેશન્સ ઓપેરેશન્સ તરીકે વર્ચ્યુઅલ ફંકશન વર્ચ્યુઅલ ફંક્શન છે
આમાં આપણે બે ક્રમાંકોને ઉમેરીએ છીએ અને કુલ સરવાળાને પ્રીંટ કરીએ છીએ
ક્લાસ બંધ કરીએ છીએ
હવે આપણી પાસે ડીરાઇવ્ડ ક્લાસ તરીકે ક્લાસ સબટ્રેક્ટ સબટ્રેક્ટ છે
આ બેઝ ક્લાસ એરિથમેટિક એર્થમેટીક થી વારસાઈ લે છે
આમાં આપણે બે ક્રમાંકો વચ્ચેનો તફાવત ગણતરી કરીએ છીએ અને આ તફાવત પ્રીંટ કરીએ છીએ
હવે આપણી પાસે બીજો એક ડીરાઇવ્ડ ક્લાસ મલ્ટિપ્લાય મલ્ટીપ્લાય તરીકે છે
આ પણ બેઝ ક્લાસ એરિથમેટિક એર્થમેટીક થી વારસાઈ લે છે
આમાં આપણે બે ક્રમાંકોનું ગુણનફળ ગણતરી કરીએ છીએ અને આ ગુણનફળ દર્શાવીએ છીએ
ત્યારબાદ આપણી પાસે ક્લાસ ડિવાઇડ ડીવાઇડ છે આ સુદ્ધા બેઝ ક્લાસ એરિથમેટિક એર્થમેટીક થી વારસાઈ લે છે
આમાં આપણે બે ક્રમાંકોનો ભાગફળ ગણતરી કરીએ છીએ અને આ ભાગફળ દર્શાવીએ છીએ
નોંધ લો કે ફંક્શનનો રીટર્ન પ્રકાર સમાન છે અને સાથે જ પસાર થયેલ આર્ગ્યુંમેંટો પણ સમાન છે
હવે આ આપણું મેઇન મેઈન ફંક્શન છે
આમાં આપણે પ તરીકે ક્લાસ એરિથમેટિક નો એક ઓબજેક્ટ બનાવીએ છીએ
અરિથ એ ક્લાસ એરિથમેટિક નું એક પોઇન્ટ છે
ત્યારબાદ આપણી પાસે છે ક્લાસ સબટ્રેક્ટ નો સબ્ટ ઓબ્જેક્ટ
ક્લાસ મલ્ટિપ્લાય નો મલ્ટ ઓબ્જેક્ટ
અને ક્લાસ ડિવાઇડ નો દિવ્દ ઓબ્જેક્ટ
અહીં પ એ અરિથ નાં એડ્રેસ એડ્રેસ પર સુયોજિત છે
ત્યારબાદ આપણે ફંકશન વેલ્યુઝ ફંક્શન વેલ્યુઝ માં 30 અને 12 તરીકે આર્ગ્યુંમેંટો પસાર કરીએ છીએ
હવે આપણે ફંકશન ઓપરેશન્સ ફંક્શન ઓપેરેશન્સ બોલાવીએ છીએ
આનાથી યોગક્રિયા કામગીરી ભજવાશે
અહીં આપણે અરિથ નાં એડ્રેસ પર સબ્ટ સુયોજિત કરીએ છીએ
આર્ગ્યુંમેંટો તરીકે આપણે 42 અને 5 સુયોજિત કરીએ છીએ
ફરીથી આપણે ફંકશન ઓપરેશન્સ ફંક્શન ઓપેરેશન્સ બોલાવીએ છીએ
આ બે ક્રમાંકોની વિયોગક્રિયા ભજવશે
હવે અહીં આપણે અરિથ નાં એડ્રેસ પર મલ્ટ સુયોજિત કરીએ છીએ
અને આર્ગ્યુંમેંટો 6 અને 5 તરીકે પસાર કરીએ કરીએ છીએ
આપણે ફંકશન ઓપરેશન્સ ફંક્શન ઓપેરેશન્સ બોલાવીએ છીએ
આનાથી બે ક્રમાંકોનો ગુણાકાર થશે
છેલ્લે આપણે અરિથ નાં એડ્રેસ પર દિવ્દ સુયોજિત કરીએ છીએ અને આર્ગ્યુંમેંટો તરીકે 6 અને 3 પસાર કરીએ છીએ
ફંકશન ઓપરેશન્સ ફંક્શન ઓપેરેશન્સ બોલાવીએ છીએ
આનાથી બે ક્રમાંકોનો ભાગાકાર થશે
અને આ આપણું રિટર્ન સ્ટેટમેન્ટ રીટર્ન સ્ટેટમેંટ છે
ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ
આપણા ટર્મિનલ પર પાછા આવીએ
ટાઈપ કરો g સ્પેસ ઓવરરાઇડ ડોટ સીપીપી સ્પેસ હાયફેન ઓ સ્પેસ ઓવર2 Enter દબાવો
ટાઈપ કરો ડોટ સ્લેશ ઓવર2 Enter દબાવો
આઉટપુટ આપેલ રીતે દેખાય છે એડિશન ઓએફ ત્વો નંબર્સ ઇસ 42 ડિફરન્સ ઓએફ ત્વો નંબર્સ ઇસ 37 પ્રોડક્ટ ઓએફ ત્વો નંબર્સ ઇસ 30 અને ડિવિઝન ઓએફ ત્વો નંબર્સ ઇસ 2 ચાલો આપણી સ્લાઈડ પર પાછા આવીએ
ચાલો ઓવરલોડિંગ ઓવરલોડીંગ અને ઓવરરાઇડિંગ ઓવરરાઈડીંગ વચ્ચે તફાવત જોઈએ
ઓવરલોડિંગ ઇનહેરીટન્સ વિના થઇ શકે છે
ઓવરરાઇડિંગ એક ક્લાસ જ્યારે બીજામાંથી ઇનહેરીટ થાય ત્યારે થાય છે
ઓવરલોડિંગ માં આર્ગ્યુંમેંટો અને રીટર્ન પ્રકાર જુદા હોવા જોઈએ
ઓવરરાઇડિંગ માં આર્ગ્યુંમેંટો અને રીટર્ન પ્રકાર સરખા હોવા જોઈએ
ઓવરલોડિંગ માં ફંક્શન નામ સરખું હોય છે
પરંતુ તેની વર્તણુક કયા પ્રકારની આર્ગ્યુંમેંટો તેમાંથી પસાર થઇ છે તેના પર આધાર રાખે છે
ઓવરરાઇડિંગ માં ફંક્શન નામ સરખું હોય છે
ડિરાઇવ્ડ ક્લાસ ડીરાઇવ્ડ ક્લાસ ફંક્શન બેઝ ક્લાસમાંથી વિવિધ ઓપરેશનો ભજવી શકે છે
સારાંશમાં આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ફંકશન ઓવરલોડિંગ ફંક્શન ઓવરલોડીંગ
ઇન્ટ એડ ત્રણ જુદી જુદી આર્ગ્યુંમેંટો સાથે અને ફ્લોટ એડ બે જુદી આર્ગ્યુંમેંટો સાથે
ફંકશન ઓવરરાઇડિંગ ફંક્શન ઓવરરાઈડીંગ ઉદા
વર્ચ્યુઅલ ઇન્ટ ઓપરેશન્સ અને ઇન્ટ ઓપરેશન્સ સરખી આર્ગ્યુંમેંટ અને સરખા રીટર્ન પ્રકાર ધરાવતા ફંક્શનો અને તેઓ બંને વચ્ચે તફાવત હોય
એસાઇનમેંટ તરીકે એક એવું પ્રોગ્રામ લખો જે કે લંબચોરસ ચોરસ અને વર્તુળનું ક્ષેત્રફળ ગણતરી કરશે
ફંક્શન ઓવરલોડીંગ વાપરીને
નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
અમને જોડાવાબદ્દલ આભાર